ઘણી બધી ગાડીઓ છે માણસો છત્રી ઓઢેલી છે બિલ્ડીંગ પાછાડી બિલ્ડીંગ છે ઝાડ પણ છે.

ઉપર ઘર છે ઇ પરતે સ્ટાઇલ લગાવેલી છે.

મ-મીઠ કાચની ટેબલ ઉપર મોહન્થ મીઠ મ-મ-મીઠાઈ મૂકેલી છે.

ઘણી બધી સ્ટીમરો મૂકેલી છે વાહન વહાણ પણ મુકેલા વાહણ પણ મૂકેલા છે.

એમાં એક બે ખુરશી પર દેખાય છે કેબિન પણ દેખાય છે બારણું પણ દેખાય છે ટેમાં એક માણસ ઉભી રેલો દેખાય છે.

આમા ઘણા બધા છોકરાઓ છે. ત્રણ ચાર છોકરી એ લાલ અને વાઈટ કલર ના કપડા પહેરેલા છે.

તેમ તે લોકો ચપડીયાતમાં પકેલી જેવી દેખાય છે ઉપર લાઈટ છે બારીઓ --

આ ચિત્ર એક દુકાન જેવુ દેખાઈ છે તેમા દુકાન પર ઉપર પોસ્ટર લગાવેલુ છે તેમા ચિલ ચિલ્ડ્રન બુ બુક્સ લખેલુ છે.

એમાં સામ બોર્ડ બી લાગેલું છે એક બાજુમાં પાટિયું પણ લાગેલ છે.

આ ચિત્ર એક સ્ટેજ નો દેખાય છે તેમાં ત્રણ છોકરીઓ ઉભી રહેલી છે.

લાઈટ પણ દેખાય છે આજુબાજુ મકાન પણ દેખાય છે એમાં એમાં અહ મોટા-મોટા ઢોલક પણ દેખાય છે એક મરાઠી જેવું રસ્તો ભી કરેલું છે.

આ આ ચિત્ર એક ગેરેજ વાળા નું છે એમાં ચાર પાંચ ગાડીઓ છે.

બાયડાઓ છે ટોરોડો બનેલી યો છે ટેબલ છે ટે ટેબલ છે ઉપર પંખો છે લાઈટ પણ છે.

આ દ્રશ્ય એક ખમણવારાનું બોર્ડ લાગેલુ છે તેના બાજુમાં એક લાલ કલર ની ગાડી છે બાઈક છે.

આ ચિત્ર દુકાનનું છે દુકાન ઉપર આનંદી હાઉસ લખેલું છે વેફર છે પાણીની ટાંકી છે.

કેલેન્ડર સે લાઈટ લગાવેલી છે બાજ ઘાલિયાડ ઘાલિયાડ ઘાલિયાડ દેખાય છે.